C માં એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એબસ્ટ્રેક્ટ ક્લાસ અને પુરે વર્ચ્યુઅલ ફંકશન પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું Abstract ક્લાસ એબસ્ટ્રેક્ટ ક્લાસો Pure વર્ચ્યુઅલ ફંકશન પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન આપણે આ બધુ ઉદાહરણનાં મદદથી કરીશું
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યો છું ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 1110 g કમ્પાઈલર આવૃત્તિ 461 ચાલો એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એબસ્ટ્રેક્ટ ક્લાસ નાં પરિચયથી શરૂઆત કરીએ
એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એબસ્ટ્રેક્ટ ક્લાસ હમેશા એક બસે ક્લાસ બેઝ ક્લાસ છે
તે ઓછામાં ઓછું એક પુરે વર્ચ્યુઅલ ફંકશન પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન ધરાવે છે
આપણે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એબસ્ટ્રેક્ટ ક્લાસ નું દ્રષ્ટાંત બનાવી શકતા નથી
ચાલો પુરે વર્ચ્યુઅલ ફંકશન પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન જોઈએ
પુરે વર્ચ્યુઅલ ફંકશન પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન એ બોડી બોડી વિનાનું એક ફંક્શન છે
તે બસે ક્લાસ બેઝ ક્લાસ માં વ્યાખ્યિત કરાયું નથી
તે આપેલ રીતે જાહેર થાય છે વર્ચ્યુઅલ વોઇડ virtualfunname0 ડિરાઇવ્ડ ક્લાસ ડીરાઇવ્ડ ક્લાસ એ ફંક્શનને ઓવરરાઈડ કરવું જોઈએ
નહીતર કમ્પાઇલર કમ્પાઈલર એરર આપશે
ફંક્શનનું અમલીકરણ કરવું ડિરાઇવ્ડ ક્લાસ ડીરાઇવ્ડ ક્લાસ સુધી મર્યાદિત છે
ચાલો એક ઉદાહરણ જોઈએ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
હું તે ખોલીશ
આપણી ફાઈલનું નામ abstractસીપીપી છે તેની નોંધ લો
આ ઉદાહરણમાં સમાવેશ થાય છે બે ક્રમાંકોનો સરવાળો અને બાદબાકી કરવું
ચાલો કોડ મારફતે જઈએ
આઇઓસ્ટ્રીમ તરીકે આ આપણી હેડર ફાઈલ છે
અહીં આપણે એસટીડી નેમસ્પેસ વાપરી રહ્યા છીએ
આ એબ્સ્ટ્રેક્ટિન્ટરફેસ નામનાં ક્લાસ માટે ડીકલેરેશન છે
ત્યારબાદ આપણી પાસે છે પબ્લિક સ્પેસિફાયર પબ્લિક સ્પેસીફાયર
આમાં આપણે નંબર્સ કહેવાતું એક વર્ચ્યુઅલ ફંકશન વર્ચ્યુઅલ ફંક્શન જાહેર કર્યું છે
તેને 0 પર ઈનીશલાઈઝ કરાયું છે
ત્યારબાદ આપણી પાસે છે non વર્ચ્યુઅલ ફંકશન બિન વર્ચ્યુઅલ ફંક્શન
અને એ અને બી તરીકે બે ઇન્ટિજર વેરિએબલ્સ ઇન્ટીજર વેરીએબલો
અહીં આપણે ઇનપુટ ફંકશન ઈનપુટ ફંક્શન એક્સેસ કરીએ છીએ
આમાં આપણે એ અને બી આ ક્રમાંકો સ્વીકારીએ છીએ
આ છે એડ નામનો ડિરાઇવ્ડ ક્લાસ ડીરાઇવ્ડ ક્લાસ
તે બેઝ ક્લાસ એબ્સ્ટ્રેક્ટિન્ટરફેસ નાં પ્રોપર્ટીની વારસાઈ લે છે
અહીં આપણે ફંક્શન નંબર્સ ને ઓવરરાઈડ કરીએ છીએ
આમાં આપણે એ અને બી આ બે ક્રમાંકોનો સરવાળો કરીએ છીએ
અને પરિણામ ઇન્ટીજર વેરીએબલ સુમ માં સંગ્રહીએ છીએ
ત્યારબાદ આપણે પરિણામ પ્રીંટ કરીએ છીએ
અહીં આપણી પાસે સબ તરીકે બીજો એક ડીરાઇવ્ડ ક્લાસ છે
આ પણ બેઝ ક્લાસ એબ્સ્ટ્રેક્ટિન્ટરફેસ ની વારસાઈ લે છે
આમાં ફરીથી આપણે ફંક્શન નંબર્સ ને ઓવરરાઈડ કરીએ છીએ
અને અહીં આપણે એ અને બી આ બે ક્રમાંકોની બાદબાકી ગણતરી કરીએ છીએ
ત્યારબાદ મળેલ તફાવતને પ્રીંટ કરીએ છીએ
આ આપણું મેઇન ફંક્શન છે
અહીં આપણે ઓબીજે1 તરીકે ક્લાસ એડ નો ઓબજેક્ટ બનાવીએ છીએ
ત્યારબાદ આપણે ઓબજેક્ટ ઓબીજે1 નો ઉપયોગ કરીને બંને ફંક્શનો ઇનપુટ અને નંબર્સ બોલાવીએ છીએ
આપણે ઓબીજે2 તરીકે બીજા એક ક્લાસ સબ નો ઓબજેક્ટ બનાવીએ છીએ
ફરીથી આપણે ઓબીજે2 નો ઉપયોગ કરીને બંને ફંક્શનો બોલાવીએ છીએ
અને આ આપણું રિટર્ન રીટર્ન સ્ટેટમેંટ છે
હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
તમારા કીબોર્ડ પર એકસાથે Ctrl Alt અને ટી કી દાબીને ને ટર્મિનલ વિન્ડો ખોલો
કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g સ્પેસ એબ્સ્ટ્રેક્ટ ડોટ સીપીપી સ્પેસ હાઇફનો સ્પેસ એબીએસ Enter દબાવો
ટાઈપ કરો ડોટ સ્લેશ એબીએસ Enter દબાવો
તે આપેલ રીતે દર્શાવે છે Enter થે નંબર્સ હું દાખલ કરીશ 9 અને 4
આઉટપુટ આ રીતે દેખાય છે સુમ ઇસ 13 ફરીથી આપણને દેખાય છે Enter થે નંબર્સ
હું દાખલ કરીશ 8 અને 3
આઉટપુટ આ રીતે દેખાય છે ડિફ ઇસ 5 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે
આપણી સ્લાઈડ પર પાછા આવીએ
સારાંશમાં આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એબસ્ટ્રેક્ટ ક્લાસ ઉદાક્લાસ abstractinterfaceએબ્સટ્રેક ઇન્ટરફેસ પુરે વર્ચ્યુઅલ ફંકશન પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન ઉદા
વર્ચ્યુઅલ વોઇડ numbers0 એસાઇનમેંટ તરીકે એક એબસ્ટ્રેક્ટ ક્લાસ સ્ટુડન્ટ બનાવો
Info તરીકે એક પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન બનાવો
ફંક્શનમાં વિદ્યાર્થીનાં નામે અને રોલ નો સ્વીકારો
બે ડીરાઇવ્ડ ક્લાસ માર્ક્સ અને સ્પોર્ટ્સ બનાવો
marks માં ત્રણ વિષયોનાં ગુણ સ્વીકારો
sports માં રમતમાં મેળવેલ ગુણ દાખલ કરો
total માર્ક્સ કુલ ગુણ ગણતરી કરો
ત્યારબાદ રિઝલ્ટ નામનો બીજો એક ડીરાઇવ્ડ ક્લાસ બનાવો
આમાં વિદ્યાર્થીનાં નામે roll નો ટોટલ માર્ક્સ દર્શાવો
નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
જોવાબદ્દલ આભાર